આંખમાં નંબર માપવાનું મશીન પણ છે.

સામે બોલ-બોલ નામનું બોર્ડ મારેલ છે.

ડેકોરેશન વ્યવસ્થિત કરેલું છે દીવાઓ સળગાવેલા છે.

પીળા કલર નું બગ્રાઉન્ડ પાથરેલ છે.

દુકાનમાં સુંદર મજાની લાઇટિંગ કરેલ છે.

આજુબાજુમાં ઘણો જંગલ વિસ્તાર છે.

અહીં તેમના શિક્ષકોને પગે લાગી રહ્યા છે શિક્ષકો તેમને ચાંદલો કરીને અને ફૂલ આપીને તેમનું અભિવાદન કરી રહ્યા છે.

ત્રણ લોકો આપસમાં વાત કરી રહ્યા છે.

આ એક ગાડીનું સર્વિસ સ્ટેશન છે.

તડતરની ઉપર લોખંડની એંગલ પરથી પતરાનો શેડ નાખેલ છે.

વિવિધ રંગબેરંગી ઝબૂકયાઓથી તેમનો શણગાર કરેલો છે.

પાર્ટેશન માટે ની કરેલ છે.

એના ઉપર બ્લોક મુકેલા છે.

બેસવા માટે બાકડાની વ્યવસ્થા છે.

ઝાડ કુંડ સુંદર વ્યવસ્થિત છે તેમને મોટા ઝાડની નીચે તેમની હરાજી થવાની તૈયારી છે.

ઘણા બધા દુકાનોના શટર બંધ છે.

પરી લેડીઝ વેર અમારે ત્યાં કુર્તી અને જ્વેલરી મળેલ રિઝનેબલ ભાવે આપેલ છે એવું બોર્ડ મારેલ છે.

નીચે પાર્કિંગ ની વ્યવસ્થા છે પાર્કિંગ માં બ્લોક લાગેલા છે.

આ એક શોરુમ નું ચિત્ર છે.

એમાં એક ગાડી પર રેડ કલર નું કાપડ ઓઢાળેલ છે.

દરવાજા ઉપર નોટિસ લખેલી છે મહેરબાની કરી દરવાજો બંધ કરવા વિનંતી.

સામે એક મિનારો દેખાય રહ્યું છે મિનારા પર ઘણી બધી લાઈટો છે.

અને અંદર કોઈક દીવાદાંડી જેવું દેખાઈ રહ્યું છે.

આપેલ ચિત્રમાં એક આર્ટ ગેલેરી નજર આવી રહી છે.

છકડો બ્લૂ કલર નો છે.

દિવાલ પર પ્લાસ્ટર નું કામ ચાલી રહ્યું છે.

બોક્સ પર મારુતિ સુઝુકી લખેલું છે.

ફોર વિલર ને કલર કરવા માટેના સ્પ્રે પણ અવેલેબલ છે.

પાછળ ચાર ઉભેલા છે અને આગળ બે બેઠેલા છે.

થાંભલા ઉપર સળવળાટ આવી રહ્યુ છે.

દિવાલોને અને મોટા મકાનો પણ આવેલા છે.